હા અમારે પેલા તો અમારે ઘોડીઓ હતી બે ગાયો હતો એક ઘોડી હતી ને બે ગાયો હતી એક ગાય નું નામ શું હતું ખબર છે?

મૂંજની પાડ્યું હતું. મૂંજની, મ છે ને મ મૂંજની, એવું કેવું નામે હતું?

અને છેલ્લે સુધી તો ઘોડી રાઈ તી ઘોડી મસ્ત હતી black હતી white નાતી કથ્હાઈ dark હતી આખી black નતી તો પછી એ ઘોડી થોડા વર્ષો રાઈ પછી એ ઘોડી વેચી નાખી. મને તો નથી સાંભળ્યું કે અમાર ઘરે ઘોડી હતી બાકી ભેશો તો હજી છે હજી રે છે. એને નાં પાડો ય ની સંભાળ્યો ભેશો ય છે ને પાડોય છે બધું જ છે.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 વાંધો ની હાલ નિકળ. નમસ્તે દિનેશ આહ બંધારણ માટે જાણકારી લોકસભા નું વિસર્જન રાષ્ટ્રપતિ કરેં થી સંસદ ની બેઠક બોલાવવા માં રાષ્ટ્રપતિ કરેં છે આહ ના ના કાર્યકરો નું પુન વિચાર માટે મોકલી શકાય શકે નહીં. રાષ્ટ્રપતિ નિર્બણકારી વિત ઓ નો ઉપયોગ કરી કોઈ વિચારો માટે મોકલી શકે છે. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ નિમણૂક રાષ્ટ્રપતિ કરેં છે. વિવિધ આરોગ્ય નિમણૂક, રાષ્ટ્રપતિ કરેં છે

પાલી કોની નિ~નિમણૂક રાષ્ટ્રપતિ કરેં છે રાષ્ટ્રપતિ ના રાજ્ય માં બાર સભ્યો નું નિર્માણ કરેં થે. બસ રાષ્ટ્રપતિ સાહિત્ય, વિજ્ઞાન કલા અને સમાજસેવા ક્ષેત્રે સંકળાયેલા

નિધિ માં રકમ ઉપાડવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે ભારતના વિમાને નિધિ માં રકમ ઉપાડવાની રાષ્ટ્રપતિ કોઈ મંજૂરી લેવી પડતી નથી. કલમ ચુંમોતેર અનુસાર રાષ્ટ્રપતિ સંઘીય મંત્રી માનવા ની બંધાયેલ છે દેશ માં કટોકટી. પ્રોત્સાહિત કરવા માટે સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. કોઈ પણ ક્ષેત્ર અનુસુચિત ક્ષેત્ર જાહેર કરવામાં કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે દરેક પછી લોકસભા પ્રથમ બેઠકને સંબોધન રાષ્ટ્રપતિ કરેં છે. દરેક વર્ષ માં સંસદ પ્રથમ બેઠક ખાસ મૂન સંબંધો ની રાષ્ટ્રપતિ કરેં છે. સંસધ પસાર થયેલી કરોડો ની રાષ્ટ્રપતિ. તઈ થી. કાયદો બને છે સંચાલિત નીધિમાંથી ખર્ચ કરવામાં આવે કોઈ પણ. તરડા તરડો રાષ્ટ્રપતિ ની પૂર્વ મંજૂરી રજૂ કરવામાં આવી છે. ભારત દેશ ના બધાજ આંતરરાષ્ટ્રીય. તરારો ને. સમુંડી રાષ્ટ્રપતિ ના નામે થાય છે. વિદેશ માં ભારતીય. સારું તો નિર્ણય રાષ્ટ્રપતિ કરેં છે, રાષ્ટ્રપતિ પાસે ત્રણ પ્રકાર ના વિટો સત્તા હોય છે

રાષ્ટ્ પર શાસન શાસન નથી કરતા. આંબેડકર છે. કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ ખુલ્લા સુપ્રીમ કોર્ટ. સ્ટિંગ પણ. રહી ચુક્યા હતા લોકસભા દ્વારા પસાર કરવામાં. રાષ્ટ્રપતિ લોકસભા ને વિચાર પર મોકલે અને લોક~લોકસભા કોઈપણ. સુધારા વગર તેને રાષ્ટ્રપતિ પાસે પરત મોકલતા તો રાષ્ટ્રપતિ. વિજય ની મંજૂરી આપે છે. ભારતના રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણ. દર્શન રાજા દર્શન શાસન તરીકે જાણીતા છે. ભારત માં પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ. મિસાઇલ man તરીકે ઓળખે છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ છે રાષ્ટ્રપતિ ને ચુંટણી માં. વગર કર્યા બાદ ફરી થી ની. રીતે રાષ્ટ્રપતિ નીલમ. સંજીવ રેડ્ડી હતાં. ભારતના પ્રથમ દલિત. આર નારાયણ છે. ભારતના પ્રથમ બીન કોંગ્રેસી રાષ્ટ્રપતિ વી. વી. ગીરી હતા. સુરતીઓ ચા. માતો થી જીત નાર રાષ્ટ્રપતિ વી ગિરી હતા શ્રુતિ ઓછા સમય રાષ્ટ્રપતિ પડ પદ~પદ પર બોઘનાર રાજી ઉષ્ણતા હતા ભારતના રાષ્ટ્રપતિ. મિયાન જેલી સી. પિંગ જોડાણ વાદી આંદોલન. મહા સત્ય હતા અમેરિકા રાષ્ટ્રપતિ ની ચુંટણી દર ચાર વરશ બાંધારણ ની કલમ. ત્રેસતની ઉપરાષ્ટ્રપતિ પદ જોગવાઈ છે કલમ ચોં સઠ અનુસાર, ઉપરાષ્ટ્રપતિ હોદ્દા ને પાણી, રાજ્ય રાજ્ય સભાના હોય છે. ઉપરાષ્ટ્રપતિ ના પદ માટે ઉમેદવારો ને માટે ઓછા માં ઓછા પાંત્રીસ વરસ ની વ્હી હોવી જરૂરી છ કલમ પાસંઠ અનુસાર. રાષ્ટ્રપતિ ના મૃત્યુ કે. ગેર હાજરી ના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરેં છે.

પ્રતિનિધિ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે દસ્તાવેજ એકનાર ને ટેકો આપનાર સભ્ય સંખ્યા ઓછા માં ઓછી હોવી જોઈએ રાષ્ટ્રપતિના ચૂંટણી ના ઉમેદવારો માં રબી ના department Deposit તરીકે પંદર હજાર રૂપિયાજમાં કરવામાં કરનાર હોય છે રાષ્ટ્રપતિ ની ચુંટણી માં બંધારણ મૂળ બંધારણ શ્રી જોગમાયા તી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી. બેઠક માં સાંસદ બની સભ્યો દ્વારા છે પરંતુ અગ્યારમાં સુધારવા આધીન અધિનિયમ દ્વારા આ સંયુક્ત બેઠક પ્રક્રિયા સમાંપ્ત કરવાની ઉપરાષ્ટ્રપતિ ના પદ ગોપીનાથ.

તો આ રાજુ થાયી અને તેની સ્વિકારો ના સ્વીકારો નિર્ણય ઉપરાષ્ટ્રપતિ કરેં છે. ઉપરાષ્ટ્રપતિ નો કાર્યક્રમ પાંચ વર્ષ હોઈ છે જ્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે. ફરજ બચાવ્યા હોય ત્યારે રાજ્યસભા ના અધ્યક્ષ ઉપરાંત. હોય છે ઉપરાષ્ટ્રપતિ ને હટાવવા નો પ્રયાસ રાજ્યસભા માં રજૂ કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ ને હટાવવા નો પૂર્ણ. ચૌદ દિવસ પેલા આપવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ પોતા નું રાજીનામુ રાષ્ટ્રપતિ ને. સંબોધીને આપી છે. ઉપરાષ્ટ્રપતિ તેમના . કાર્યકારિણી. સમાપ્તિ પેહલ પેહલા પદ પર થી હટાવાનો અધિકાર સંસદ ને છે. ભારત એટલે મહાનવાદી મહાનવાદી નિ~ નિમણૂક રાષ્ટ્ કરેં છે. ભારતના મહાનવાદી પેજ ને general ની નિમણૂંક અંગે ની કલમ છોતેર ભારતના સર્વા ધિક કાયદા ને અધિકાર એટલે general ગણાય છે. ભારત સરકાર. મુખ્ય કાયદા સરકાર એટલે attorney general ગણાય છે. ભારતના attorney general સંસદ કોઈ ગૃહ છે જે સંસદીય સમિતિ બેઠકના પોતા નું વ્યકતિ આપી શકે છે. attorney general સંસદીય કાર્ય ભાગ લઈ શકે છે ભારત general રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ની મરજી થી. હોય ત્યાં સુધી પોતા નું પદ પર રહી શકે છે. attorney general કોઈ પણ ગૃહ ના સભ્ય તરીકે કાર્ય કરતા નથી. attorney ની general સંસદીય મત આપવા નો અધિકાર નથી ભારત પ્રથમ એટલે attorney general MP વાળ હતા આભાર કે એ લોકો એટલા માટે loss ને fold કરે છે કારણ કે એ લોકો accept કરવા માંગતા નથી ફોટો પડી ગયો છે. આ આપડી life માં અપડે ફોગ ઉપર વધારે train કરતાં હોઈએ ફોગ situation change થઈ જાય. અને બે હજાર નો પ્લોટ એટલા માટે કે બે હજાર તો પડી ગયા એના પાનસો થઈ ગયા. તો અને આ બે વસ્તુ છે ને ચાલીસ મિનટ સુધી એક વિડિયો માં સાંઝવેલુ છે rich trader to trader બારોબાર ચાલીસ આ પચાસ મિનટ ના વિડિયો માં જોજો કે સુ સમઝયું ને જેટલા લોકો એ વિડિયો જોયો છે. એ લોકો નો મને મેસેજ આવ્યો કે આવો નોલેજ ક્યાય નથી બારોબાર પન એ વિડિયો જોવા વડા ઓછા.

mind set વીસે તમને સમજાઈસ હવે આવે છે. census ની trading. trading system start તો પેહલા અપડે trading system નું graph લીધું ઉપર નીચે નું trading system એટ્લે સુ? કોઈ પણ એક સારો trader હોય એ system માં એને define કરેલું આપણે પાસે કૅપિટલ કેટલી છે આપણે કયું trading કરવાના છે? હું દિવસ ના કેટલા trade લવ છું એટલે પર day trade હું દરેક trade માં પર trade risk મારૂ નક્કી કરિસ પછી હું profit book કઈ રીતે કરિસ. અને ત્યારે trade નય લવ એ લોકો ને બેચતા બી આવડતું હૂય market માં સમજાતું નથી. market બહુ confusion છે તો આને કહેવાય આખી trading system તમે capital થી લઈને કઈ type નું trading કર્યું? કેટલા ટ્રેક લેવાનો હોય? કેટલા દિવસ લેવાના હોય? કેટલા profit book કરવાના હોય? અને ક્યારે ક્યારે trade નથી લેવાનો શાંતિથી બેસી જવાનું છે. બધું define હોય એને શું કહેવાય trading system કે ભાઈ મારી પાસે પાંચ લાખની capital છે. પાંચ લાખની capital માંથી બે લાખની trading માં મુકિસ ત્રણ લાખમાં option trading કરી એટલે એફડી અને પછી આ બંનેનું અલગ અલગ define કરેલું હોય. અને ગઈ વખત trade stock માં trade નહી કરો. ઓપ્શનમાં જ trade કરીશ એની પાસે બે એવા અલગ અલગ રીધમ હોય trader એટલે એવું નથી કે રોજ રોજ trade કર્યા. trade કર કરો. આનાથી વધારે tradingentry exit બધું જ solve થઈ જાય.

technical analysis magic નથી. કે આપણે આમ indecater શીખી લીધા કે આપણે આમ કરી લીધો એટલે જીતી જશે કામ નથી એ માન્યતા નથી ખાસ કરીને ખાસ કરીને ચાટ છે ને candle stick chart

પણ આ knowledge માટે મેં એટલા ટકા ખાધા છે? એટલી મૂર્ખા ભરી mistake કરી લીધી. કેટલા લોન કરેલા છે? અને મારી વર્ષોની જર્ની તમને બે મિનિટમાં કહી દઉં છું. મારી પાસે કોઈ એવો માણસ હતો? કે મને શીખવાડવામાં આવતું. હું તમને શીખવાડું છું તો પ્રેમથી સમજો કે ચાટને સાંભળો તમે બોલો મોટાભાગના લોકો શું કરે ખબર હજારો type ના આમ indicater add કરી દેશે ફલાણું અને એ લોકો માટે એક book average જતી હશે પ્લોટ કરેલું હશે. મતલબ તને તમે confuse છો. mind જ clear નથી. તમે ચાર્ટ ને બોલવા દો અને એકાદ બે વસ્તુ પર ધ્યાન રાખો. મને કંઈ પણ trading profit થઈ જશે પણ તમે ચાટની સાથે argument કરશો તમે એવું ધારીને આગળ trade કરશો આ તો market ઉપર જ જશે ચાટ શું કરવા માંગે છે? market શું કરવા માંગે છે? કેમ છો market તમને જવાબ આપશે. અને આ વિડીયો તમે પોસ્ટ કરવો પડશે. ગણી બધી mistake છે do and dont એમાંય તમને સમજાવી દઉં. જ્યારે તમે નવા આવો ને ત્યારે હજારો telegram group મળશે. હજારો whatsapp group મળશે. હજારો youtube channel મળશે. મારા લોકો તો અમે tips લેવા ઉભા હશે. તમારે identify કરવાનું છે કે સાચો કોચ કોણ છે? સાચો mentor કોણ છે? બરોબર છે અને એમાં હું કંઈ proud નથી. લેતો જો તમને એમ enter follow કરવો હોય. તો તમે એ કરો. હું અહીંયા એવું બતાવવા માંગતો જ નથી કે હું સાચો છું. ના એવું હું બતાવવા નથી માંગતો. હું ખાલી આટલું કાવ છું કે સો જણા જ્યારે stokemarket માં હોય. hardly એક કાતો બે સાચા mentor હોય. બાકિ તમે મોટી-મોટી વસ્તુ જોઈને વસ્તુ drama તમને ફસાશો. અને જો તમે આ રીતે ફસાશો તમે આમ choose કરશો ને તમારે કોને follow કરવો છે? જો તમે ફોટા પાડ choose કરશો. ના તો mistake સમજતા. તમને બે ત્રણ વર્ષ લાગી જશે. અને મારી પાસે આવે છે ખોટા લોકોના ખોટા drama follow કરીને આ લોકોને follow કરવા જેવા નથી.

teacher અને coach માં બહુ difference teacher એવો હોય ઘણા ટીચરો એવા હોય. કોઈ દિવસ કોઈ દિવસ ક્લાસ છોડીને ગયા ના હોય અને એ લોકો business નો ભણાવતા હોય. interpression science ણાવતા હોય. કોઈ દિવસ real દુનિયામાં એમને એચ ન હોય. અને એ લોકો તમને most important વસ્તુ આપે અને સો માંથી સો આપી દે. એ ટીચરનું કામકાજ ટોચનું કામ શું હોય કોચનો real life નો experience હોય. સાચી વાત એવી કેસે કડવી વાતો ભી કહેશે. એટલે તમને ક્રિકેટરી જરૂર ન હોય તમને કોચની જરૂર પડે. અને સાચી ને કડવી વાપરવી કહેશે. એટલે કોઈ બી field માં ટીચર કરતા ઓછી જોઈએ અને stoke market માં પણ અમુક લોકો ટીચર હોય મીઠી મીઠી દવાઓ આપશે. એટલે તમને મજા આવી જશે બરોબર અમુક coach હોય. ઘણીવાર કડવી વસ્તુઓ પણ એ તમારા સારા માટે હશે. business માં પણ એવું છે. business માં ભી તમારે કોઈ પાસે જવું પડે. હવે આમાંથી વગર તમને કહેતો નથી. અમે વધારે telegram group youtube channel વધારે ગ્રુપ ખોલશો. તો વધારે confuse થશો જેટલી information એટલા confuse થશે એમાં તમારું original કોઈ thinking નહિ હોય. કેટલા દાવો એટલા mind set એટલા status પોતાની original thinking નહીં હોય. પચાસ જેટલી ચેનલો જોઈ પડશે. એ તમારા પર છે એટલે તમારે કોને follow કરવો છે. થોડું ઓછું અને simple રાખું life માં તો તમે આગળ વધી જશો. અને ત્યારે તમે tips અને short cut માં પડતા નહીં. પાસા છો ત્યારે એવા ફસાશો પ્રોફિટ બહુ મીઠો લાગશે. પણ કોઈને કહી નહિ શકો કારણ કે trading ય બહુ લોંગ હોય એકલા હોય છે. family અને friends નું stokemarket માં બહુ ઓછો.

બધું છોડીને નાની મોટી training ચાલુ કરો. capital થી દસ દસ પાંચ પાંચ બહુ સારી લાગશે real trading હોય. real trading માં સારો score છે. real trading અને paper trading બહુ અલગ વસ્તુ છે. કોઈ દિવસ ઠીક છે એક પોઈન્ટ પાચ લાખ છે તો તમારે દોઢ લાખ ક્યાંથી કાઢવો પડે. paper trading કરતા real trading કરવામાં વધારે સ્કોપ છે. જેટલું બને એટલું real world માં ચાખવાનું કોશિશ કરો. લો accept કરો mistake કરો નહીં. ડરો નહીં concept સમજો. અને આગળ વધો લાઈફના મોટા desision હોય. mistake થી ડરવાનું નહીં. આ લોકોની પાસેથી કઈ શીખવાનું જેટલી વધારે mistake કરશો. એટલું યાદ રાખજો કે હવે આ mistake નથી કરવાનું. આ mistake નથી કરવાની. mistake કરશો. તો repeat નહી કરશો પછી profit મળશે. અને પછી આ કરવું નથી એવી એક reality છે રીલીવ ખાસ કાર્યમાં મારી એ જ જ્યારે પત્રીસ નો છું. ને trading start કર્યું. સત્તર હું start કર્યો હતો ત્યારે મારી જોડે hard working hardware કરવાનું મને ગમે છે. પણ right way માં hardwork નીડર એડમાં નહીં આવી રીતે problem solve કરતા મને ખબર હતી અમુક કામમાં ટાઈમ લાગશે મારી પોતે mistake થશે. આજની generation આવે છે ને એ લોકોને સહન કરવું ગમતું નથી. એ લોકોને પેન એવું ગમતું નથી. ignore કર્યો બરોબર છે અને મેં આ વીડિયોમાં જોયું છે. અમુક લોકો મોટા મોટા લેઝન્ડો ને જોવે છે વિડીયો જોવે છે. અને આ લોકોને પેન લેવું નથી. પણ તમારા ઘરના ભી આયા ત્યારે દ્વારા છે જ્યારે તમે કેપેબલ થશે હોઈ શકે તમે મારા પર પણ depend ના થવાય તમે figure કરવાનું start કરો. તમે દસ ટકા તમારું figure out કરેલું હ. શે ને અને એનું સો ટકા આવશે ને તો એ તમારા માટે profit life માં આગળ વધવું હોય. તો પેન લેવાનું start કરો. start કરો તો બહુ મજા આવશે. કરશો અમુક ગુરુઓને ફોલો કરશો તો નહીં મજા આવે. પોતાના confidence હોવો જોઈએ. સાથે mistake થશે. ઘણી વાર પણ આપણે કંઈક શીખશું આપણે આગળ વધી જઈશું. અને જે નથી કરવાનો એરી arrangement એ બતાવી દીધું. એટલે તમે એટલા માટે જ કીધું. આ વિડીયો તમે આખો જોશો તમે પચાસ ટકા આ જીતી ગયા તે મોટી મોટી mistake કરે છે. એ મોઢા લોકોએ શું કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? એ બધું હું તમને શીખવાડી દઈશ વચ્ચે એક વાટકી જઈને. જાન્યુઆરી બે હજાર ત્રેવીસ છે આપણે એક program start કરવાના છે. જેમાં telegram page પર bank nifty માં એડ કરવાનો શીખવાડવામાં આવશે. એ ટેલિગ્રામ ચેનલ પર infinity trade માટેની કેવી રીતે તમે trade કરી શકશો? જે live trading માં update આવશે. જે live trading માં update હશે. એ તમને update મળશે. મને બીજી રીતે આ profit મોટા question હશે. એની વાત કરશું અને આ બહુ serious program છે પાનસો રૂપિયા per person રાખેલી હશે. તમને આ whatsapp કરી દીધો. તમારૂ નામ સેવ કરવડાવી ડાઈસ. અને જો આ વિડીયો january twenty three પછી જોતાં હોય બરાબર january twenty three પછી જોતા હોય. already program ચાલુ થઈ ગયો હશે. હવે આપણે પાછા આવી જઈએ. કે આ સિવાય બીજું શું? આ સિવાય બીજું એ કે તમે હવે આગળ કઈ રીતે કરવું પડે તમારે? બરોબર? મોટું એ છે કે તમે real world માં આવી જાવ. જેટલી capital હોય એટલી તમારે taxing કરવાની પ્રેટ લેવાનું શરૂ કરો નાની નાની quntity થી

ખાલી વિડિયો જોવો મારા અને અમુક લોકોના અને figure out કરો કે શું order છે copy paste તમે નાનો મોટો order read કરશો. અને entry મારશો. entry કરશો અને exit કરશો try કર્યો. future માટે try કરો. capital હોય અને જેમાં profit હોય. એ કરો જેટલું તમે આ theoretical વાંચશો એટલું. એટલું તમે theoretical વાંચો એટલું તમારો ફાયદો. આપણે એવું બનાવી દેવું કે આપણો mind અને experience ને વધારે યાદ રાખે. તેને વધારે યાદ રાખે. આનાથી theoretical માં વધારે જ હશો. તમે સો stock market ની book જોઈ લો. કે તમે એક હજાર જેટલા વિડિયો જોઈ લો. અને તમારો mind learn કરશે જ નહીં. તમારું mind practical experience થી જ mind practical experience રશે. નાની નાની quntity trade ચાલુ કરો. trace કરવા માંડો trace બધુ કરવા માંડો. અને જે question હતો મને whatsapp માં પૂછતા રહો મેં ક્યાં ના પાડી છે. ઘણીવાર answer આપવા મા delay થાય. answer આપું છું. બરોબર છે? અને મેં કીધું એ પ્રમાણે broker નું account finally youtube પર છે. open કરી start કરો. બીજું શું જેટલું જલ્દી આ બધું કરશો. તમારે વધારે lecture નહીં જોવાના તમારે કાંટા દિવસોમાં લખો ઓફ છે કે તમે આ બધા વધારે તમારા problem solve કરી દીધા છે. અને આપણે અને આપણે interest ના બહુ બધા course આવશે ત્યારે આપણે live trading કરશું. જે practical trading હશે. એ તેમાં શીખવા મળશે. આ બધું ખાલી trading કેવી રીતે start કરવાનું એ માટે વિડીયો હતો.